એ ચિત્રમાં મંદિર એક મંદિર છે મંદિરના ઉપરના અ ભાગે ત્રણ ગુંબજ છે એક મોટો ગુંબજ છે વ્હાઈટ કલર નો અને ગોલ્ડન કલર ના મુગટ છે.

ચિત્રમાં એક રેસ્ટોરન્ટ નો સીન છે એની અંદર અહ ટેબલો લંચ ટેબલો ગોઠવેલી છે.

આ ચિત્રમાં ઘણા માણસો આ ચિત્ર કોઈ અ ગેઢરીંગ અઠવા ટો કોઈ ફંકશન નું છે.

આ ચિત્રમાં આ કોઈ પિક્ચર માં મેડિકલ મેડિકલ ના કોઈ સાધન હોય એવું દેખાય છે અને કય એક્સરે ના કઈ ડાયનો ડાયનોસિસ હોય એવું લાગે છે.

ઉપરની સાઈડ એ સોનલ સોલર પેનલો લગાવેલી દેખાય છે અને સામેની સાઈડ એ એક બિલ્ડીંગ દેખાય છે અને બાજુના સાઈડ ઝાડ દેખાય છે.

આ ચિત્રમાં પાર્કિંગ ના એરિયા માં ગેરેજ હોય એવું લાગે છે એની આજુબાજુ અહ બાઈકો પાર્ક કરેલી છે.

એક અહ એકટીવા છે એક્ટિવા ટાઇપ સ્કૂટર છે અને બીજું સ્પલેન્ડર ટાઇપ એક મોડલ છે એની બાજુમાં એક ખુરશી મૂકે મુકેલી છે.

અને ટ્રે ટાઈપ છે અને એની અંદર સામાન મુકેલો હોય એવું લાગે છે એક ઓરેન્જ કલર નું બોર્ડ બી છે.

અને આગળની સાઈડે સામેની સાઈડે મોટા મોટા ડુંગરો દેખાય છે અને એ જ નદીની અંદર અહ પથ્થરો દેખાય છે.

ત્યાં બાળકો કાંઈક ભણી રહ્યા અથવા કોઈ શીખી રહ્યા એવું એવું દેખાય છે.

અને એક નાના એવો હોલ છે હોલ હોય એવું લાગે છે અને હોલ માં ઘણા બાધા માણસો ભેગા થયેલા છે.

એના બે વ્હીલ દેખાય છે ઉપરની સાઈડે એક સાઇકલ દેખાય છે સાયકલ ના નીચેના ભાગે બી ઘણી બધી સાયકલો અલગ અલગ ટાઈપ ની સાયકલો ગોઠવેલી હોય એવું દેખાય છે.

એમાં અલગ અલગ પ્રકારની બિલ્ડીંગ ની છટ ઉપર અલગ અલગ પ્રકારની લાઇટો લગાવેલી છે.

ચિત્ર મોબાઈલ શોપનો છે દુકાનનું છે એમાં ઉપરની સાઈડે વિવો ના ફોનો મુકેલા છે.

એની નીચેની સાઈડ એક અહ લેયર છે એને સ્ટેન્ડ ટાઇપ છે અને એની અંડર બી બે છ મોબાઇલ ગોઠવેલા છે.

આ ચિત્ર કોઈ એક ઓલ્ડ કોફી શોપ નું હોય એવું દેખાય છે એ ચિત્રમાં બે ભાઈઓ ખુરશીમાં ચેર માં બેસેલા છે.

આ ચિત્રમાં કોઈ મેદાન હોય એવું લાગે સૈ મેદાનની સામેની સાઇડે અહ ઘણા ઘરો મોટા મોટા બંગલા દેખાય છે.

ચિત્રમાં અહ અલગ અલગ ખુરસીઓ ગોઠવીને એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત માણસો બેઠેલા દેખાય છે.

એની હામે જે પોસ્ટર છે એની ઉપર એક ખા ખાખી કલર નું કરેલું છે એ ચિત્ર બાબા સાહેબ આંડે આંબેડકરનું હોય એવું લાગે --

તેની આગળ થોડે દૂરથી એક બ્લેક કલર ની ગાડી પાર્ક કરેલી છે એક રસ્તો છે એની આજુ બાજુની સાઈડે છોડના કુળા મુકેલા હોય એવુ લાગે છે ગૃન વૃ ગ્રીન વ્રુક્ષો છે.

અને ડી અહ બોવ ડીવ એને અહ સામેની સાઇડે એક લોખંડની દિવાલ અહ બ દિવાલ કરેલી હોય એવું લાગે છે.

એ દુકાને અંદર બહારની સાઈડે અલગ અલગ પ્રકારના સ્ટેચ્યુ મુકેલા છે અને તે સ્ટેચ્યુ ને સરસ એવા કપડાં પહેરાવેલા છે અલગ અલગ ડિઝાઇન ના કપડા પહેરાવેલા છે.

એ ફ્રુટની દુકાનમાં અલગ અલગ કલરની અલગ અલગ પ્રકારની દ્રાક્ષો મૂકેલી છે જેવી કે એક બકેટ માં કેરેટ માં કાળી દ્રાક્ષ છે.